week off તો યાર હજી જોને એક બાકી છે ને મારી એક છેલ્લી બાકી છે. વિચાર એવો છે મારે એકત્રીસ december એ લઇ લઉં શું કેવું છોટુ? એવું હોય અલ્યા પણ એકત્રીસ december માં શું થાય કાઈ નો થાય એ તો રાત્રે બાર વાગે બધા ઉભા થવાના છે ને તો પછી ત્રીસ લેવી તો પછી ત્રીસ તારીખ ત્રીસ તારીખ લેવી પડે મારે. ત્રીસ એટલે ત્રીસની જ લખાઈ છે આમ તો હું શુક્રવાર એ જ લઉં છું ગઈ વખતે હવે આજે એક પત્તું પાછુ પડશે bank માંથી પાંચસો રૂપિયાનું પત્તું પતી ગયું છે. હા થોડા દિવસ બાકી છે પણ દસ દિવસ બીજા નઈ ખેચાય એ નઈ દેખવાનું નવ તારીખે તો પગાર આયો તો મારો નવ તારીખે પગાર આવ્યો હતો હા નવએ આવ્યો હતો. તમારે તો પણ તમારે પેલા તમારું પહેલા process કરે છે ને એના કારણ એ આપણી અમારી ક્યાં કરે છે? હમ હમ હમ હમ હા હા હા હા

તો એ દત્ત કહેતો હતો કદાચ મને કંઈક આવ્યા છે પૈસા એ તો કદાચ બીજા પૈસા લાગે છે ત્રણ એ ઓંલું આપણે શું કહેવાય ના ઓંલું આપણે પેલું કપાતું હોય ને TDSTDS હે TDS ના કદાચ પૈસા આવ્યા છે એને એવું કંઈક કાલે કહેતો હતો મને એટલે ખ્યાલ છે.

હમ હમ

હમ હમ હમ હમ હમ હમ હમ અચ્છા અચ્છા હમ હમ હમ હમ હમ અચ્છા અચ્છા અચ્છા અચ્છા હા હા હા આહ આહ છોટુ હા હા હા હા હમ હમ હમ હમ પણ આ લોકો આ બધા પુજા પુજા પુજા કહેતી હતી કે મારે પૈસા અત્યારે કઢાવા છે પૈસા નીકળવાની વાત કરતી હતી એ કહે કે મારે PF મારો હવે નીકળવો છે. પુજા પુજા કહેતી હતી મને. પૂજા કહેતી હતી મેં કીધું પેલા દત્તને ટલ્લાવે છે તો મેં કીધું તો તને પૂજા પૂજા પેલી નહિ મેં કીધું એકવાર વાત કરી લે એ હસમુખભાઈને પૈસા કપાય છે ને એને હસમુખભાઈને પૈસા કપાય છે ને અચ્છા અચ્છા અચ્છા અચ્છા હા હા હા હા હવે એ એને તો મને એવું કહ્યું કે મારા ઘરમાં કે દસ હજાર રૂપિયા તો આપવા જ પડે કે છે દસ હજાર રૂપિયા હા એને હા એને અહીંથી ચાર હજાર રૂપિયા અહીંથી મળે બરાબર અને ત્યાં બીજે નોકરી કરતો હતો ત્યાં કઈંક બાર તેર હજાર રૂપિયા કહેતો હતો હવે ખબર નહિ હવે કેટલા કહેતો હતો સાચો પગાર તો કોણ કહે છે અત્યારે. યાર પણ એ તો graduate માણસ છે યાર ગમે તેમ કરી આગળ વધી શકે ના વધી શકે?

હા હા હા i am something હું જ છું નહિ ઊંચી ઊંચી જ રાખે નહિ ઉંચી ઉંચી જ રાખે નહીં એની હા એ તો એ મને ખ્યાલ છે એ એની ઊંચી ઊંચી જ રાખતો હોય બધામાં બધામાં. હમ હમ હા હા હા હા હા હા હમ હમ છોટુ સાય આપણે અહીંયા ગયો છે તું ફરવા આપણે અહીંયા આપણે કાંકરિયા કાંકરિયા વસ્ત્રાપૂર lake lake કાંકરિયા lake હે? છોટુ ત્યાં જાવને એટલે પેલા ride કરવાની મજા આવે. ખબર છે ride છે અંદર? છેલ્લે હમણાં કંઈક મેં સાડી ચારસો રૂપિયા આપ્યા હતા. અંદર ride કરવાના unlimited જેટલી ride કરવી હોય એટલી કરી શકો તમે.

હા હા હા હા

ત્યારે ફરી લેવાનું હોય ride કરવાની મજા આવે યાર બહુ મજા આવે હું જયારે ત્યાં જાવને ત્યારે ride તો કરું જ હું. હા બહુ મજા આવે એક વાર ride કરજે તને બધી અલગ અલગ વચ્ચે હમણાં કાઈક હાદસો થયો તો ખબર છે ને પેલું તૂટ્યું હતું એક. એમાં કેટલા જણા મરી ગયા હતા હા એ એમાં કાંકરિયા lake જ

અચ્છા હા હા હા હા અચ્છા અચ્છા વૈષ્ણોદેવી તો યાર મજા આવે યાર ફરવાની શું બધા વૈષ્ણોદેવી બહુ જાતા હોય છે મારે એક વાર જવું છે યાર.

જો એક તો પેલું mini પાવાગઢ mini પાવાગઢ જોયું છે જો હું ક્યાં ક્યાં ફરેલો છું દત્ત તને કહું આપણે છોટુ એક તો કાંકરિયા કાંકરિયા ગયેલો science city ગયેલો છું. પછી science city ની અંદર science city ની અંદર આપણે બધું ફરેલો છું અંદર. હા પછી science city ની અંદર આપણે બધું ઘણુ બધું કરેલું છે અહીંયા અને બીજું એક આપણે સોમનાથ દીવ દમન દીવ દમનએ મજા આવે. દીવ દમણ ગયા હતાને હમણાં વચ્ચે ત્યાર તો और મજા આવી ગઈ હતી હા ગરમીમાં મજા આવે.

ગરમી માં મજા આવે નહીં ત્યાં અમે તો જઈએ ને એટલે હું તો bear જ પીવું મને તો bear જેવી મજા નહિ એકેય. હા હા bear જ મજા આવે bear પીવાની હું બે ત્રણ ઠોકી જાવ આરામથી.

આ મારે થોડી ઇન્ક્વાયરી કરવાની હતી. ખરેખર આ જે આયુર્વેદિક ના જે બી કલા આપડે શું કહેવાય મેડિકેશનમાં તમે ટ્રીટમેન્ટ કરતાં હોય છે ને, તો એની માટે મારે એ થોડી જાણકારી જોઈએ છે. હા, હા એટલે કેવું છે કે હું તમારું જે આપડે ક્લિનિક છે ને. તો એ હું જોતો તો ઓનલાઈન જોતો તો કે કયા કયા આપડે અં શું કહેવાય? ડાઉટ જે હોસ્પિટલ જે ટ્રીટમેન્ટ આપતી હોય યોગાની. બરાબર? તો મને અહીયાં આપડે જસ્ટ ડાયલ ને એમાં બધાં માંથી તમારો કોન્ટેક્ટ મળ્યો અહીયાં. હા. તો એમાં એવું છે કે મારે કેવું છે કે થોડો હમણાં કોરોના ચાલતો તો ને, તો એમાં એક મારા જે સગા સંબંધી છે, તેમણે થોડું અ થોડું ફાઇનાન્સમાં લોસ ગયો. બરાબર? તો એની લીધે એમને કેવું છે પ્રેશર ને એવું બધુ મેન્ટલી થોડા અનસ્ટેબલ કઈ વધી ગયા છે. તો મને એમ લાગ્યું કે બીજી કોઈ હોમિયોપેથીની દવા છે, હેલ્થ માટે અને તો એમને કેવું થયું કે પ્રેશર ના લીધે એમનું માઇન્ડ ચેંજ થઈ ગયું થોડું, થોડા હેલ્થ ઇશ્યૂ આવવા મંડ્યા, હવે પીવાની આદત છૂટી ગઈ. મતલબ સારું ખાવાનું જે હેલ્દી ખાવાનું હોય ને એ ખાવાનું છૂટી ગયું. પછી થોડું સ્મોકીંગ, ડ્રિંકિંગ ને એવું બધુ થોડું વ્યસને ચડી ગયા. બરાબર. તો એનાં લીધે ઘણો ખરો બોડીમાં ચેંજીસ આઈ ગયો છે. હા, તો એને લીધે મેં કીધું હવે શું કરાય?

હા, મને એજ એજ વસ્તુ બેનિફિટ વાડી લાગી. કે આપડે ભલે થોડું વાર લાગશે, થોડો આયુર્વેદિકમાં તો એવુંજ હોય છે ને કે અ શું કહેવાય પેલું આપડે ટાઈમ ભલે લે લેતો હોય એ ટ્રીટમેન્ટ ટાઈમ ભલે લે પણ એ જડમુળથી કાઢી નાખતું હોય છે. હા, અને હું આયુર્વેદિકમાં માનું છું નાની નાની વસ્તુમાં બીમાર થઈ જઉ ને ધારો કે, કોઈ શરદી ને તાવ એ આવું બધુ આવે તો આપડે કોઈ દવા લેતા નહીં. નાનો મોટો તાવ તો આપડે કેવું ખાસી થઈ ગઈ હોય તો આપડે નહીં હોતું ઘરગથ્થું ઉપચાર કરી લેતા. જેમએ કે આપડે આ હળદર હોય, હળદર વાળું પાણી ઉમેરીને પી લેતો હોય એ. તો એ રીતને હું તો ઉપચાર કરી જ લઉં આયુર્વેદિકમાં.

હા, હા.

હા, હા એટલે બોલો. હા, હું તો માનું જ છું આયુર્વેદ આયુર્વેદિકમાં અને હું એ બી કરું જ છું. એટલે મને તો પૂરે પૂરો ભરોસો છે. બરાબર. પણ મારા એક જો મેં તમને કે સંબંધીની વાત કરીને તો એ થોડું ખરાબ છે, ઇસ્યુ વાડું છે. તો મેં કીધું ચલોને આમને ટ્રીટમેન્ટ આપીએ અને ધીરે ધીરે એ સાજા બી થઈ જશે. સારા જે ભલે એમને થોડો પ્રોબ્લેમ છે અત્યારે. તો મેં વિચાર્યું કે યોગા તમારા ત્યાં થાય છે.

હા હા, એ ટાઈમિંગ શું રહેશે અપોઇંન્ટમેન્ટ લેવાનો?

હમ્મ હા.

બરાબર છે. એટલે સ્કિનની બી તમે ટ્રીટમેન્ટ કરો છો એમને આપડે તો એ સારું કહેવાય ને મતલબ કે ધારો કે કોઈ બી પ્રોડક્ટ યુઝ કરતાં હોય આપડે બાહર કઈ તો આપણ ને ખબર ના હોય કે કયા કેમિકલ યુઝ કરીયા છે. શુ છે શુ નઈ બરાબર તો એ સારું છેકે તમારાથી થાય તો એટલીસ તમે તો આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરતાં હોય તો જડીબુટ્ટીનો ઉપયોગ કરવાના રાઈટ તો હમ્મ તો એ સારું છે કે તમે સ્કીન ટ્રીટમેન્ટ બી આપો છો એમ. હવે બીજું, હા બોલો. હા એટલે આ જે અમુક વસ્તુ તો સેટ થાય છે. હવે આ કીઝી શું હોય? મતલબ એમાં શું કરવાનું હોય અને શું એનાંથી ફાયદો શું થાય એમ?

ગસવામાં હા એ બરાબર છે તો મેં એ વીડિયો જોયો હતો એક એવો કે જેમાં આ રીતના કરતા હોય છે એમ બરાબર છે. સમજી ગયો તમારી હમ્મ હમ્મ.

બરાબર છે બરાબર. હા પછી તમે અભિયંગમ કશું કરીને બોલ્યો. અભિયંગમ ને? હા. હા તો એ શું બી હોય એમ એ એ પણ મારે જાણવું છે કે એ શું હોય?

હા ઓકે.

હા હા.

બરાબર છે. તો એ જરૂરી છે કે અત્યારે કેવું થાય કે બધુ ફાસ્ટ ફૂડને એવું આપડે બહારનું ખાઈએ ને ઘરનું તો ખાતા જ નહીં હોય તો પબ્લિક કેવું છે બધુ બહારનું જ જોઈતું હોય. એમનાય ખાવાનું તો ઠેકાણું હોય નહીં. તો આપડે તો પિઝા, બર્ગર ને સેન્ડવીચ ને એવું બ્રેડ વાળું ને આ ને તે ખાઈ ખાઈ ને કેવું લાગે કે ચોવીશ વર્ષનું હોય તો ચાલ્લીસ વર્ષનો દેખાતું હોય. તો એવું હમ્મ તો તો એ સારું છે કે અ શું કહેવાય કે તમે આ પેલું એજ ઓછું કરી આલે અને જરૂર છે બેય વસ્તુ એમ. હમ્મ.

બરાબર. પછી બીજું એક હતું નેફ્રોલોજી કરીને હતું એક. તો એ

ઓહો બહુ જૂનું છે બરાબર. હે ને. હા હમ્મ ઓહોહો. કાઢીને આપી ગયો. સાચી વાત છે.

હા નેફ્રોલોજી કિડની વાળું. તો એ મારુ જે મારા ભાઈ છે ને બીજા એમને એ બી આ રીતના એક ખાસા ટાઈમથી ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે. હા અને કિડની માંય એમને સ્ટોન છે. તો એ આપડે કેવું છે કે દવાઓ લે હોમિયોપેથી કેગમે તે કે દવાઓ ઇન્જેકશન મુકાય તો એ ટાઈમ સુધી એમને સારું થઈ જાય અને પછી થોડા ટાઈમ પછી એનું એ જ ઇસ્યુ આયા કરે છે. દુખે હા તો મેં કીધું ચલોને અ પૂછી જોઈએ તમને કે શું કરવાનું એમાં હોય છે અને શું નહીં? એમ. તો તમે એ ટ્રીટમેન્ટ કરો તો સારું છે. તો આપડે બને ને તો એમને બી લઈને આવીશું. કે જેથી શું કે એ દવાઓ તો ખાય છે પર ફર્ક પડતો છે નહીં.

ના બસ. બીજું તો હશે તો હું તમને કોન્ટેક્ટ કરીશ.

hello મીર ભાઈ બોલો બોલો કઈ બાજુ અ અત્યાર biotechnology ઓહ biotechnology એમ બહાર નિકડો હવે કોક દિ અમારા ભેગા હવે યા ના રે ના જોને આ principal આ process કરવા જાવેન biotechnology હૂ હોય biotechnology માં અમ genetics હાં genetics genetics વાહ અદભૂત

પેલામાં પરિવર્તન કરી શકાય. DNA કે RNA અચ્છા બે પ્રકાર પડે ને એમ ને એકમાંં પરિવર્તન પેરી હકાય અને બીજાની જાણવાની કરીને નવી કઈ થોડુંક આપણે જે બનાવ્યું હોય ને એ બને પ્રક્રિયામાં હમ્મ એમાં અચ્છા પછી એમાં હું આવે genetics માંં એના સિવાય કઈ બીજું આવે biotechnology genetics અરે ઘણું આવે જો એમાં છે ને જેમ કે તમારા શરીરમા cell હોય એમાં હેને એમાં સ્થળાંતર કરવાનું હોય id અને બનાવા હાટું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 હમ્મ હાંભળો હું પેલે થઇ કવ એમાં હેને DNA બનવાનું હોય આખે આખું અને એમાં કઈક એના હાટું હે ને એટલે કે એ પ્લાસ્ટિક બનાવા હાટું જાણકારી હોવી જોઈએ એક તો નવસો જેટલા હોય બસો તેત્રી જેટલા વધારે બનાવમાં આવેલા હોય. બસો નહીં બસો ના જો નવસો જેટલા વધારે તો જુદા પડયા એના પાછા બે ભાગ પડે બે ભાગ પડે આને

અંદરથી વચમાં વચમાંથી આખું જોવે નિરીક્ષણ કરે અને એમાંથી છે ને જેમ કે perfect line હોય જેમ કે ત્યાંથી કાંપે. એમાંંથી જેમ કે .

પછી બહારે જ નથી નિકડતા તમે આમ કદીક તો નીકળો યાર ફરવા બરવા જઈએ આપણે એવો time નથી હજી હાત તારીખ પછી મે મહિનાની

હાં

એક જ છેલ્લા કે પાંચમાં માંં આવે ને પાંચમા કે છટ્ઠા

એમાં DNA ને જુદું પાડવાનું હોય આખે આખું. એમાં આવે lab એ આખી કેવળી આખી મોટી

એટલે આ માની લઈએ કે કોઈ રોગ થયો એનું sample લીધું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

અને રોગના લક્ષણ નો થયા હોય ભવિષ્યમાં હો હાં હેં અરે રે નવું નથી યાર એમાં કઇ જેમ કે તારામાં antigel હોય એમ કે antigel રોગકારક હોય અને antibody એટલે કે બહુ હોય એને નાશ કરી નાખે એમ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

સત્યાવીસ તારીખએ કઈ તૈયારી બાઈયારી નથી પણ રાખડીએ હાં ભણાવે ફોન કારતીઓ હતો તે દિ મને કેતો હતો બધાને

ના ત્રીજું revision કરું આ

થઈ ગયા પૂરેપૂરા અને